નમસ્તે મિત્રો જીચેમ્પેઇન્ટ
માં ઓર્બિટલ ઓવરલેપ પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું વિવિધ પ્રકારના ઓર્બીટલ વિષે ઓર્બીટલ નું પરિભ્રમણ અને રીસાઈઝ કરતા ઓર્બીટલ ઓવરલેપ્સ ના પ્રકાર
અહી હું વાપરી રહ્યી છું ઉબુન્ટુ લિનક્સ ઓએસ આવૃત્તિ
જીચેમ્પેઇન્ટ આવૃત્તિ
આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમે પરિચિત હોવા જોઈએ જીચેમ્પેઇન્ટ કેમિકલ સ્ટ્રક્ચર એડિટર
જો નથી સંદર્ભિત ટ્યુટોરીયલો માટે અમારી વેબસાઈટની મુલાકાત લો
પહેલા આપણે જોશું એટોમિક ઓર્બિટલ એટોમિક ઓર્બીટલ શું છે
એટોમિક ઓર્બિટલ એટોમિક ઓર્બીટલ એ એક મેથમેટીકલ ફંક્શન છે
આ પરમાણુમા ઇલેક્ટ્રોન તરંગ સ્વભાવને વર્ણન કરે છે
ઓર્બીટલ સ્પેસનું એ શેત્ર છે જ્યાં ઇલેક્ટ્રોન મેળવવા ની સંભાવના વધુ છે
ઓર્બિટલ
આ એક એસ ઓર્બીટલ છે
તે ગોળાકાર આકાર ધરાવે છે
અહી વિવિધ ધરી પર પ ઓર્બીટલ છે
પ ઓર્બીટલ dumb બેલ ડમ્બ બેલ આકાર ના હોય છે
આગળ આપણી પાસે વિવિધ ધરી પર ડી ઓર્બીટલ છે
ડી ઓર્બીટલ બે ડબલ dumb બેલ બે ડમ્બ બેલ આકાર ના હોય છે
મેં એક નવી જીચેમ્પેઇન્ટ એપ્લીકેશન ખોલી છે
ચાલો પહેલા ઓર્બીટલ વિષે શીખીએ
એડ ઓર મોડિફાય એએન એટોમિક ઓર્બિટલ ટૂલ પર ક્લિક કરો
ઓર્બિટલ પ્રોપર્ટી વિન્ડો ખુલે છે
આ વીન્ડો આપલે ધરાવે છે કોએફિશિયન્ટ કોઓફિસંટ રોટેશન રોટેશનઅને ટાઇપ ટાઈપ
પ્રથમ હું ટાઇપ સાથે શરૂઆત કરીશ
મૂળભૂત રીતે એસ ઓર્બીટલ પસંદ થયેલ છે
હવે પ ડી ઝાય અને ડી ઝ સ્ક્વેર ઓર્બીટલ રેડીઓ બટન પર કલક કરો
નોંધ લો કે વિવિધ ઓર્બીટલ આકાર બાજુમાં દેખાય છે
આગળ કોએફિશિયન્ટ કોઓફિસંટ અને રોટેશન રોટેશન પ્રોપર્ટીઓ ને તપાસીએ
કોએફિશિયન્ટ કોઓફિસંટ પ્રોપર્ટીની વેલ્યુ 100 થી 100 શુધી હોય છે
કોએફિશિયન્ટ કોઓફિસંટ ક્ષેત્ર વેલ્યુનો ઉપયોગ કરીને આપણે ઓર્બીટલની સાઈઝ બદલી શકીએ છીએ
નોંધ લો કે ઓર્બીટલની સાઈઝ બાજુ માં બદલાઈ રહી છે
રોટેશન રોટેશન પ્રોપર્ટીની વેલ્યુ 180 થી 180 શુધી હોય છે
આપણે ઓર્બીટલને ઘડિયાળની ચાલની માફક અથવા ઘડિયાળની ઉંધી ચાલની માફક ફેરવી શકીએ છીએ
આપણે અપ અથવા ડાઉન એરો વાપરીને વેલ્યુ બદલી શકીએ છીએ
હવે આપણે જોશું કે વિવિધ પ્રકારના પોઝિટિવ ઓવરલેપ્સ પોઝિટિવ ઓવરલેપ ને બતાવવા માટે ઓર્બીટલનો ઉપયોગ કેવી રીતે કરવો
અહી વિવિધ ઓર્બીટલ માટે પોઝિટિવ ઓવરલેપ પોઝિટિવ ઓવરલેપ ની સ્લાઈડ છે
s સોવરલેપ s પાવરલેપ p પાવરલેપ અને p પ side વાઇઝ ઓવરલેપ
ચાલો ડિસ્પ્લે એરિયા પર હાઇડ્રોજન અણુ બનાવીએ
કીબોર્ડ પર હ દબાઓ
co એફિશિયન્ટ કોઓફિસંટ વેલ્યુ ને 1 સેટ કરો
એડ ઓર મોડિફાય એએન એટોમ ટૂલ પર ક્લિક કરો
એડ એ બોન્ડ ટૂલ પર ક્લિક કરો
ખાતરી કરો કે બોન્ડ ની લંબાઈ 130 શુધી છે
ડિસ્પ્લે એઆરઇએ પર ક્લિક કરો
હાઇડ્રોજન અણુ બને છે
ચાલો s એસ end ઓન ઓવરલેપ થી શરુ કરીએ
એડ ઓર મોડિફાય એએન એટોમિક ઓર્બિટલ ટૂલ પર ક્લિક કરો
એસએલ ઓર્બીટલ પર ક્લિક કરો
પછી હાઇડ્રોજન અણુના હાઇડ્રોજન પરમાણુ પર ક્લિક કરો
s એસ end ઓન ઓવરલેપ ની નોંધ લો
હવે p પ end ઓન ઓવરલેપ તરફે કીબોર્ડ પર ફ દબાઓ
એડ ઓર મોડિફાય એએન એટોમ ટૂલ પર ક્લિક કરો
એડ એ બોન્ડ ટૂલ પર ક્લિક કરો
ખાતરી કરો કે બોન્ડ ની લંબાઈ 200 શુધી છે
ડિસ્પ્લે એઆરઇએ પર ક્લિક કરો
ફ્લોરીન ફ્લોરિન અણુ બન્યું છે
એડ ઓર મોડિફાય એએન એટોમિક ઓર્બિટલ ટૂલ પર ક્લિક કરો
પ ઓર્બીટલ પર ક્લિક કરો
p પ end ઓન ઓવરલેપ બનાવવા માટે આપણને પ ઓર્બીટલની આડી દિશામાં જરૂરત રહેશે
ચાલો રોટેશન વેલ્યુ વધાવીને 90 કરીએ
પ ઓર્બીટલ પર ક્લિક કરો
એક ફ્લોરીન ફ્લોરિન પરમાણુ પર ક્લિક કરો
તેજ રીતે પ્રક્રિયા ને ફરીથી કરો અને પ ઓર્બીટલ 90 શુધી ફેરવો
અન્ય ફ્લોરીન ફ્લોરિન પરમાણુ પર ક્લિક કરો
જો તમે ઓર્બીટલ ને સ્પષ્ટ રીતે નથી જોઈ શકતાતો તમે ઓર્બીટલ ને રિસાઈઝ કરી શકો છો
આવું કરવા માટેઆપણને કોએફિશિયન્ટ કોઓફિસંટ ની વેલ્યુ બદલવી પડશે
ઓર્બીટલ પર જમણું ક્લિક કરો ઓર્બિટલ પસંદ કરો અને પછી પ્રોપર્ટીઝ પર ક્લિક કરો
ઓર્બિટલ પ્રોપર્ટીઝ ડાઈલોગ બોક્સ ખુલે છે
યોગ્ય ઓવરલેપ જ્યાં શુધી ના મળે કોએફિશિયન્ટ કોઓફિસંટ ની વેલ્યુ ને ઘટાડતા રહો
ક્લોઝ બટન પર ક્લિક કરો
હું અન્ય ઓર્બીટલ માટે પ્રક્રિયા ફરીથી કરીશ
p પ end ઓન ઓવરલેપ ની નોંધ લો
dz2 ઓર્બિટલ નો ઉપયોગ કરીને d ડી end ઓન ઓવરલેપ બનાવો
ડિસ્પ્લે એઆરઇએ પર પાછા આવો અને કીબોર્ડ પર કેપિટલ ફ દબાઓ
યાદી માંથી ફે પસંદ કરો
એડ ઓર મોડિફાય એએન એટોમ ટૂલ પર ક્લિક કરો
ડિસ્પ્લે એઆરઇએ પર ક્લિક કરો
એડ એ બોન્ડ ટૂલ પર ક્લિક કરો
બોન્ડ બનાવવા માટે આયર્ન પરમાણુ પર ક્લિક કરો
એડ ઓર મોડિફાય એએન એટોમિક ઓર્બિટલ ટૂલ પર ક્લીક કરો
dz2 ઓર્બિટલ રેડીઓ બટન પસંદ કરો
યોગ્ય ઓવરલેપ માટે કોએફિશિયન્ટ કોઓફિસંટ વેલ્યુ 08 સુધી ઘટવો dz2 ઓર્બિટલ્સ ને ઓવરલેપ કરવા માટે બોન્ડ કરેલ આયર્ન પરમાણુ પર ક્લીક કરો
d ડી end ઓન ઓવરલેપ
ની નોંધ લો
હવે પ ઓર્બીટલ ના સાઈડ વાઈઝ ઓવરલેપના વિષે શીખીએ
ખાતરી કરો વર્તમાન એલિમેન્ટ એ કાર્બન છે
એડ એ બોન્ડ ટૂલ પર ક્લિક કરો
ખાતરી કરો કે બોન્ડ ની લંબાઈ 90 છે
ડિસ્પ્લે એઆરઇએ પર ક્લીક કરો
એડ ઓર મોડિફાય એએન એટોમિક ઓર્બિટલ ટૂલ પર ક્લીક કરો
કોએફિશિયન્ટ કોઓફિસંટ ની વેલ્યુ 1 વધવો
પ ઓર્બિટલ રેડીઓ બટન પર ક્લિક કરો
ઓર્બીટલ જો આડી સ્થિતિમાં હોય તો તેને ઊભી સ્થિતિમાં ફરાવો
બોન્ડસની કિનારી પર ક્લિક કરો
p પ side વાઇઝ ઓવરલેપ
ની નોધ લો
આ પ્રકારના ઓવરલેપમાં ઓર્બીટલના લોબ્સ લોબ્સ સમાન ચિન્હ ના હોય છે
આગળ આપણે નેગેટિવ અને ઝેરો ઓવરલેપ્સ પર વધીશું
અહી નેગેટિવ ઓવરલેપ ની સ્લાઈડ છે
મેં એક નવી જીચેમ્પેઇન્ટ એપ્લીકેશન ખોલી છે
હવે હું બતાવીશ કેવી રીતે નેગેટિવ ઓવરલેપ બનાવવું
એડ એ બોન્ડ ટૂલ પર ક્લિક કરો
ખાતરી કરો કે બોન્ડ ની લંબાઈ 90 છે
ડિસ્પ્લે એઆરઇએ પર ક્લિક કરો
એડ ઓર મોડિફાય એએન એટોમિક ઓર્બિટલ ટૂલ પર ક્લીક કરો
પ ઓર્બિટલ રેડીઓ બટન પર ક્લિક કરો પછી બોન્ડના કિનારી પર ક્લિક કરો
પ ઓર્બિટલ ને ઉલટું કરવા માટે180 ડિગ્રી ફરાવો
પછી બોન્ડ ની અન્ય કિનારી પર ક્લિક કરો
નેગેટિવ ઓવરલેપ ની નોધ લો
આં પ્રકારના ઓવરલેપમા ઓર્બીટલના લોબ્સ વિરુદ્ધ ચિન્હના હોય છે
ચાલો હવે શીખીએ કેવી રીતે ઝેરો ઓવરલેપ બનાવવું
અહી ઝેરો ઓવરલેપ માટે સ્લાઈડ છે
એડ એ બોન્ડ ટૂલ પર ક્લિક કરો
ડિસ્પ્લે એઆરઇએ
પર ક્લિક કરો
એડ ઓર મોડિફાય એએન એટોમિક ઓર્બિટલ ટૂલ પર ક્લિક કરો
પ ઓર્બિટલ
પર ક્લિક કરો પ ઓર્બિટલ ને તેની મૂળ સ્થિતિ પર ફરાવો
બોન્ડ ની કિનારી પર ક્લિક કરો
એસ ઓર્બિટલ પર ક્લિક કરો
અને પછી અન્ય બોન્ડ ની કિનારી પર ક્લીક કરો
ઝેરો ઓવરલેપ ની નોધ લો
આવા પ્રકારના ઓવરલેપમા ઓર્બીટલના અભિગમ સમાન નથી
ચાલો આપણે શું શીખ્યા તેનો સારાંશ લયીએ
આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા વિવિધ પ્રકારના ઓર્બીટલ વિષે end ઓન અને side વાઇઝ ઓવરલેપ્સ રોટેશન અને ઓર્બિટલ્સ ને રિસાઈઝ કરતા પોઝિટિવ નેગેટિવ અને ઝેરો ઓવરલેપ
અહીં એક અસાઇનમેન્ટ છે
હાઇડ્રોજન ક્લોરાઇડ હાઇડ્રોજન ક્લોરાઇડ અણુ સાથે s પ end ઓન ઓવરલેપ બનાવો
dxy ડીએક્સી ઓર્બિટલ્સ નું side વાઇઝ ઓવરલેપ બનાવો
અન્ય નેગેટિવ અને ઝેરો ઓવરલેપ્સ બનાવો
સંકેતયોગ્ય ઓવરલેપ માટે ઓર્બીટલસ ને રોટેટ અને રિસાઈઝ કરો
તમારું પૂર્ણ અસાઇનમેન્ટ આવું દેખાવું જોઈએ
સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળોL httpspoken tutorialorgWhat is a Spoken Tutorial તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
વધુ વિગતો માટે contactspoken tutorialorg પર લખો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
જોડાવા બદલ આભાર